thegreatescape સિદ્ધાંત જેમાં કરવત બદલીને survival of the fastest થાય છે વિરાટકાય ડાયનાસોર નાં જેનાં માથે જાદુઈ છડી ફેરવી જાણે નાખ્યો હોઈ એવો કાચિંડો બતાવ્યો છે કાચિંડો પોતે બતાવી રહ્યો છે આંખ માંથી લોહી ની પિચકારી કાઢે છે પિચકારીઓ ને તે પ્રતિકાર કરી રહ્યો છે વિચાર આવે કે લોહી ગુમાવ્યાના ભોગે શિકારી ને मेरे पे पन्गा नहीं लेना એમ કેવું તે વળી બચાવ ની કેવી પદ્ધતિ અમુક વિગતો દ્વારા તે વિચાર પર સમાધાન થાય તેમ છે ગુલાબ નાં કાંટા જેવા આકાર નાં

ત્યાં નાં ટેક્સાસ હોર્ન્ડ લિઝાર્ડ છે અને પોતાનું જ લોહી પાતળી છેદ ઉપર બદલ જાણીતો છે self defense નો આવો દ્રેકયુલા તરીકે હોર્ન્ડ લિઝાર્ડ ને કેમ શું થયું તેને બતાવવા માટે બીજી પણ રીતો ધ્યાન માં આવેલી છે અમેરિકા નાં ટેક્સાસ રાજ્ય નાં સારો એવો પ્રદેશ ત્યાં અમુક નાં ઘરે પણ છે કાચીંડા ની શારીરિક સપાટીની અભીરચના જમીન પાસે બની જાય તેવી છે આતમગોપનનો લાભ તેને મળે છે આમ છતાં કોઈ પ્રાણી કાંચીના ને ગમે તેમ કરીને શોધી કાઢી બનાવવા ની આગત્વા ને લીધે જાણીતું છે કાચિંડા માટે એ નોબત આવે ત્યારે તે ભાગી ને તેનો પીછો છોડાવી શકતો નથી, જેમકે તેનાં પગ ટૂંકા છે